સામે એક જેક રોડ છે એના પર એક બાઈક છે બાઈક પર બે જણા બેઠેલા છે. ઘણા બધા ટ્રિઝ છે એની આગળ એક રીક્ષા છે આ--

સામે આવેલું એક નદી જેવું લાગે છે જેમાં ઘણા બધા પથ્થરો છે. નદીમાં પાણી થોડું ઓછું છે--

સામે ડુંગરો છે જેના પર થોડા થોડા ઝાડવાઓ આવેલા છે અને ઓપન સ્કાય છે.

આ વસ આ ચિત્રમાં એક જુઝ ઝૂ જેવું લાગે છે જેમાં ઘણું બધું પાણી છે એક અન્ડર --

અને એની ઉપર બી એસી ચલાવામાં આવે છે એટલે એ લોકાને આઉટ ઓફ --

સામે ઘણી બધી લેડીઝો બેઠી છે જે બધી મેરીડ છે.

બધીએ સાડી પહેરીને માથે ઓઢેલું છે એની પાછળ ઘણી બધી ગ્રીનરી દેખાઈ રહી છે અને પાણી પણ દેખાઈ રહ્યું છે કોઈ ગામ જેવો આ લુક લાગે છે.

આ ચિત્રમાં જિમ છે જેમાં ઘણા બધા અલગ અલગ વેટ ના અલગ અલગ ટાઈપના બંડલઝૉ છે ઘણા બધા--

સામે બે પણ છે કાચમાં અને એસી પણ દેખાઈ રહ્યું--

લાલ કલર નુ છે ઉપર ગોલ્ડન કલર નુ એનુ શિખર છે આજુ બાજુ ઘણી-બધી ગ્રીનરી છે.

સામે આવેલો રોડ છે જેમા ઘણુ-બધુ ટ્રાફિક જામ છે. જેમા રિક્ષાઓ છે ઘણી બધી બાઇક્સ છે ફોર વ્હિલર છે.

આ ચિત્રમાં એક મેટ્રો નુ સ્ટેશન છે જેમા રેલ ની પટ્રીઓ દેખાડવામાં આવે છે.

ઘણા બધા અલગ અલગ પ્રકારના કલર્સ છે અને અલગ અલગ પ્રકારના --

આ એક નાનકડુ પ્લેગ્રુપ જેવુ પ્લેગ્રુપ નો એક રૂમ દેખાડવામાં આવ્યો છે જેમા ઘણા-બધા --

અહ નાના છોકરાઓને ગમતા એ ઘણી બધી વસ્તુઓ છે જેમાં--

કેમિસ્ટ છે એ_સી છે રોડ છે ઘણાં-બધા માણસો છે ગ્રીનરી છે અને બિલ્ડીંગ છે મોટું.

સામે આવેલું એક નાનકડું પાર્ક છે જેમાં એક નાનું શેડ જેવું છે જેમાં બેસી સકાય ઘણી બધી ગ્રીનરી છે લાઇટ્સ છે અને ઓપન સ્કાય છે--

સામે એક શાકબકાલા વાડાનું અ પીક છે જેમાં ભીંડો છે મરચાં છે અને --

સામે એક મોટું સ્વિમિંગ પુલ છે જેની અંદર અત્તારે કોઈ પણ નથી રૈમી રહ્યું.

અ એર ફ્લાયિંગ નું સ્ટેશન છે બાર પણ રો --

ઘણી બધી રાઇડ્સ છે છોકરાઓ માટે મીની ટ્રેમ્પોલીન છે.

આ એક ઓફિસ છે જેમાં સીલિંગ છે ઘણી બધી લાઇટ્સ છે એસી છે ઘણા બધા કેબિન્સ છે બ્રાઉન કલર ના કેબિન્સ છે રેડ --

તગારા લઈને અને ઘણી બધી ઈંટો પણ દેખાઈ રહી છે ઓપન સ્કાય છે અને --

એક પાર્ક છે જેમા ચેર્સ ઉપર એક અંકલ બેઠા છે ઓપન સ્કાય છે તડકો આવે છે ગ્રીનરી છે --

આ કઈ ગામડું જેવું છે જેમાં એક નાનું ઓફિસ જેવું છે અને બાર ઘણી બધી લેડીઝ એક લાઈન માં --

સામે એક જૂનું અંદરનું છે જેમાં એક માણસ --

સામે એક દુકાન છે જેમાં બે માણસો દેખાઈ રહ્યા છે પાછળ ઘણી બધી અલગ અલગ જાતની વસ્તુઓ છે --

આ એક નાનકડો રોડ જેવો છે જેમાં એ બાજુમાં ગટર છે સામે --

રાતનો સીન છે એટલે ઘણું-બધું અંજવાળું થઈ રહ્યું છે માણસો ફટાકડા ફોડે છે.

આ લાઈબ્રરી જેવું લાગે છે. ઘણી બધી કોલોઉરફુલ બુક્સ છે અન--

સામે એક મંડપ છે જેમાં ડેકોરેશન કરવામાં આવેલું છે લગ્ન મંડપ છે જેમાં સામ-સામે બે ચેહરા છે.

અને કપડાથી ડેકોરેશન કરવામાં આવ્યું છે .

બાર મોટો એવો રોડ છે ઓપન સ્કાય છે અને ચર્ચ જેવું લાગી રહ્યું છે.